ઠીક છે તો એચટીએમએલ ફોર્મ અહીં બનાવ્યું છે અને એ નિર્ધારિત કર્યું કે ડેટા પોસ્ટ વેરીએબલો દ્વારા પ્રોસેસ થાય છે જયારે ફોર્મ સબમીટ થાય છે
પછી હું આ ટ્યુટોરીયલ માટે કેટલીક કંડીશનો ચકાશીશ
હું કહીશ ઇફ સ્ટ્રીંગ લેન્થ ના સૌપ્રથમ હું અસ્તિત્વ માટે ચકાશીશ તો આઇએફ નામે એન્ડ મેસેજ આ ફક્ત શું આ અને આ અસ્તિત્વમાં છે તે કહી રહ્યું છે કારણ કે જો તે છે તો તે પાસે ટ્રુ વેલ્યુ હશે
અને અહીં એન્ડ ઓપરેટર ઉપયોગમાં લઇશું જે દર્શાવે છે કે શું આ અને આ ટ્રૂ છે
જો આ ટ્રૂ છે તો કોડ એક્ઝેક્યુટકરીશું
નહી તો હું આ સ્ક્રીપ્ટને કીલ કરી લખીશ યુ મસ્ટ enter એ નામે એન્ડ મેસેજ અને પ્રભાવ માટે તેને રેખાંકિત કરીશ
અને કોડ બ્લોક અંદર જો આ ટ્રૂ છે તો બીજી તપાસ કરીશું
તો અહીં એક્સિસ્ટન્સ ચેક સાથે તપાસ કરી છે અને હવે અહીં બીજી એક તપાસ રન કરીશું
આને કેવી રીતે શબ્દ આપું
હું લેન્થ ચેક કરીશ
આને લેંગ્થ ચેક તરીકે કમેન્ટ કરીશ
નામે લખીશું અથવા તો string લેંગ્થ ફંક્શનનાં ઉપયોગ વડે સ્ટ્રીંગની લંબાઈ લખીશું
તપાસ કરીશું ઇફ સ્ટ્રીંગ લેન્થ નેમ મહત્તમ લંબાઈ જે 20 છે તે કરતા મોટી ના તે કરતા નાની અથવા તે બરાબર છે
અહીં કોઈપણ ક્રમાંક હોય શકે છે
મેસેજની સ્ટ્રીંગ લેન્થ 300 અક્ષરોથી ઓછી અથવા બરાબર છે
અહીં પણ કોઈપણ ક્રમાંક આપી શકો છો
ત્યારબાદ આ કોડનાં બ્લોકને એક્ઝેક્યુટ કરીશું
નહી તો લખીશું મેક્સ લેંગ્થ ફોર નામે ઇસ 20 એન્ડ મેક્સ લેંગ્થ ફોર મેસેજ ઇસ 300
એક સારી વસ્તુ જે કરવાની છે તે 300 અને 20 ને વેરીએબલોમાં સંગ્રહીત કરવાનું છે તે અહીં સુયોજિત કરીએ
તો તમે નામેલેન 20 અને મેસેજલેન ૩૦૦ લખી શકો છો
ત્યારબાદ આનો સમાવેશ અહીં કરી શકો છો
તો નામેલેન અહીં
માફ કરો નામેલેન અહીં અને અહીં લખો આ પાછું મુકીએ અને અહીં મેસેજલેન લખી શકો છો
અહીં નીચે પણ આ બદલો
આમ આ ગતિશીલ રીતે બદલાઈ જશે જો તમે તપાસ કરી રહ્યા છો
અહીં મેસેજલેન કહીશું
આ ચકાસીએ
નામેલેન મહત્તમ 20 અક્ષરોનું છે તેથી અહીં વધુમાં વધુ ફક્ત 20 અક્ષરો દાખલ કરી શકીએ છીએ
અહીં એલેક્સ લખીશું
મેસેજ માં હું 300 અક્ષરોથી વધારે લાંબું લખાણ દાખલ કરીશ
આ સાથે જ હું આ કોપી અને પેસ્ટ કરીશ
હવે આ 300 અક્ષરોથી વધારે હોવું જોઈએ
જો હું સેન્ડ મે થિસ બટન પર ક્લિક કરું મેસેજ મળે છે થે મેક્સ લેંગ્થ ઓએફ થે નામે ઇસ 20
આ એ વેરીએબલ છે જે અહીં મુકાયો છે આ માટેની મહત્તમ લંબાઈ 300 છે આ અહીંથી લેવાયેલ બીજો વેરીએબલ છે
ચેક કરીશું અને સાથે જ આ વેરીએબલને એકો કરીશું
એ માની કે બધું જ બરાબર છે આપણને યુઝરને મોકલેલા ઈમેલો મળવા જઈ રહ્યા છે
હું આ પર જોર આપીશ આ અહીં એડ્રેસ છે અને સબ્જેક્ટ લાઈનઅહીં પહેલાથી જ મળી છે
આ અહીં નીચે લાવી શકીએ વેરીએબલ સુયોજિત કરવાનો કોઈ અર્થ નથી જો ઈમેલ મોકલવાં માટે તૈયાર નથી
તો આ સેટઅપ વેરીએબલો છે
આપણી પાસે એ પણ છે
ફ્રોમ કહી શકીએ પરંતુ આ ઈમેલ એડ્રેસ બરાબર છે
આમ નામે પહેલાથી જ છે અને ખરેખર જે જોઈએ છે તે છે મેસેજ જે ફરીથી અહીં જ છે
હેડર ની અમુક જાણકારી પણ જોઈએ છે જે હું તમને જલ્દી જ બતાવીશ પણ હમણાં માટે હું સીધું મેઇલ ફંકશન પર જઈશ
મેઇલ ફંકશન આ પ્રમાણે છે મેલ અને પહેલું વેરીએબલ સમાવેશ કરવાની જરૂર છે તે છે આ મેસેજ કોને મોકલવું છે
ટીઓ ટાઈપ કરીશ
ત્યારબાદ ઈમેલનો વિષય જે ફક્ત સબ્જેક્ટ છે
તે અહીં છે
ત્યારબાદ ઈમેલનો મુખ્ય ભાગ છે બોડી
અહીં લખીશું બોડી થિસ ઇસ એએન ઇમેઇલ ફ્રોમ નામે
તો ઈમેલની બોડી માં નેમનો સમાવેશ કર્યો છે
ત્યારબાદ નવી લાઈનો માટે બેકસ્લેશ ન વાપરીશું તો આ છે 2 નવી લાઈનો
આગળ મેસેજ એકો કરીશું જેનો આમાં સમાવેશ કરાવામાં આવશે
તો બોડી સર્વસામાન્ય મેસેજ ધરાવે છે યુઝર નું નામ જેને ફોર્મમાં પ્રોસેસ કર્યું છે અને ત્યારબાદ બે નવી લાઈનો અને આગળ મેસેજ દાખલ કર્યું છે જે ફોર્મમાં અહીં દાખલ કરાયું છે
આ રદ કરીએ
હવે આ સારું દેખાય છે
મેઇલ ફંકશન નાં રૂપમાં તમે વિચારશો કે આ કેવી રીતે કામ કરશે પરંતુ ફ્ફ્પ ઈમેલ મોકલવા માટે અત્યંત સરળ છે
પણ જયારે ઈમેલ મોકલીએ છીએ તો અહીં કેટલીક સમસ્યાઓ છે
એક સુચના મળી છે થે મેઇલ ફંકશન સેન્ડ મેઇલ ફ્રોમ ઇસ નોટ સેટ ઇન ફ્ફ્પ ડોટ ઇની ઓર કસ્ટમ From હેડર મિસિંગ
મેં ઇની માં સેન્ડ મેઇલ ફ્રોમ સુયોજિત નથી કર્યું
હું તે ભૂલી ગયી છું
તો તે મેન્યુઅલી કરીશ
આ કર્યા બાદ બીજી એરરો મળી છે
આ કેવી રીતે ઠીક કરવું તે હું વિડીયોનાં આગળનાં ભાગમાં શીખવીશ
આગળનાં ભાગમાં આપણે કેટલીક વધારાની એરરો સાથે કામ કરીશું
તો મને આગળનાં ભાગમાં મળો
હમણાં માટે આવજો